આ મુદ્દા પર અમને કુમારી મનીષા દેસાઈ એ એક દિવસ ભાષણ આપેલું જુઓ જરા ફોટો ધ્યાન થી આંખો તો એવી જ છે જો સૈનિક બાળા ઓ જુઓ એજ ના ના સરવણી એ નાં હોય સરવાણી

જો ખાતરી હોય તો થાય તો કે સલોની પ્રયત્ન કરીશ મનીષા દેસાઈ નો ખ્યાલ નાં આવે એ રીતે કક નરેન કનોજ તું આજ મન ને અહી મોકલાવજે

ખુશી ને હું જ લાવું છું મારી અત્યાર સુધી ની સૌથી સુંદર મકાન થયું છે જાને કે મહેમાન હોઉં અરે પેલો ગુલ ગુમહોર કેવો ખીલ્યો છે એન ઉંમર ખબર છે આપડા બન્ને ની ઉંમર સરવાળા થી પણ વાધારે નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો આજ નું ગરડું જ્યારે આટલું પ્રફુલ્લિત થઇ શકે દુર્ગતા અરે આ પેલ્લો દોડતો આવે એ તો મનીષા નો નાનો ભાઈ આટલા વર્ષે બાળ અરે લક જ બરાબર ચાર સાડા ચાર વર્ષ થી હું એને જોઉં છું હવે કઈ બાકી છે ખાતરી કરી લેવા માં સલોની એ કીધું નરેન હા મૂળ વસ્તુ મનીષા નું મન સલોની તમને દુર થી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારા થી ચડિયાતું તેમને મળવાતું નથી એ તમને ચાહે તો એ પ્રેમ માંથી તેનો આ શોર્ય જાગ્યો હશે નરેન શક્ય છે આવ આનંદ કેમ આમ દોડતા આવ્યા સલોની અહી આવ્યા પછી એ ચાલવા નું ભૂલી ગયા છે બસ દોડે જ છે આનંદ આજે તો કારણ પણ હતું કનોજ એ કહ્યું કે મને અહી બોલાવેલો તમને મળી ને તમને અને મળી ને પાછો bus station જાઉં છું તારા

નરેન પણ તારા પપ્પા આમ તે કાઈ આ મનીષા નાં પરાક્રમ વિશે છાપા માં વાંચ્યું હશે તો અભિનંદન આપવા પધાર્યા છે મનીષા કોણ શું તમે પૂછો છો મનીષા કોણ એની હાજરી માં આવો પ્રશ્ન નાં કરતા નહિ તો એ આત્મહત્યા કરશે અત્યાર સુધી જીવી તો હવે કદાપી આવું ના કરે બીજી નો કાઈ એના જેની કાજે આવું વક્કારું તપ કરી ને સિદ્ધી મેળવી પૂછે કે મનીષા કોણ તો પછી નરેન ખરેખર હું તો ભૂતકાળ બાદ જ કરી અને જીવતો હતો

જોઈએ કે એમ ભવિષ્ય માટે જીવતી હતી પપ્પા એ તમારી સાથે એની સગાઇ ના પડી અને અગાહ સમજાવી ત્યારે મારી ઉંમર નતી છતાય અમે તેની

જીવન જીવવું પણ પણ હવે આખી આવક બદલાઈ ગઈ છે પપ્પા આ ગણા વખત થી તમારું સરનામું શોધતા હતા એ મનીષા પાસે થી જાણશે તો એ સીધા અહી જ આવશે અમારે આ બધું માન્ય માં આવે એવું નથી વધુ પડતું સારું લાગે જે જેની માટે ની મારી યોગ્યતા ઓ ને ખરતી ના હતી આનંદ દીદી ઓ દીદી વગાડી ને લાગે છે હું જાઉં નરેન ખરેખર તો મારે જવું જોઈએ પણ જો એ અહી આવવા માંગતા ના હોય તો કાલે સવારે અભિનંદન કેમ અને નરેન હા સાડા દસે આવી જજો ખબર તો ખબર તો ગણી એ રાખો છો મારી જવાબદારી નો ભાવ છે કનોજ સલોની ચલ તારે નથી આવવું સલોની કેમ દીદી અહી નથી અવાતા કનોજ એ આવે છે પણ હું ને આનંદ વિરાટ બાબુ ને guest house એ મુકવા જઈએ છીએ સલોની એમને નરેન નાં વિશે કશી ખબર ના હતી કનોજ દીદી એ કશું કહ્યું નથી સરવણી તો જીપ આવ તો જીપ આ કેમ અહી આલાવી કનોજ અનાવ્યા તમને લેવા હાલો ચાલો આવજો નરેન ભાઈ નરેન આવજ સરવણી અને કનોજ જાય છે નરેન થોડાક ડગલાં ચાલે છે જીપ ઉપાડવા વાત કરે એક માણસ ને મૂકી ને જીપ ઉપાડી ગઈ ધુ એના માટે એક એક જગ્યા પણ નાં છે એ મનીષા હશે અહી જ આવી રહી છે આવ મનીષા આ છોકરા ઓ ની ભૂમિકા તૈયાર કરી નાં હોત તો હું તને ઓળખી શક્યો નાં હોત તું જાને એક સુંદરી માંથી સતી બની ગઈ છે એક કુટુંબ ને બચાવ્યું એ બદલ અભિનંદન મનીષા આભાર મને હતું કે આ સ્વરૂપે ભૈલું તું મન ભેટી પડશે સરસ તું પહેલા આટલી સુખ કો કુમાર હતી આવે અવેશ થી ટેટી પડતા સંકોચ થાય અને હવે તું એવી ઝીદ્દી લાગે છે કે તારા તેઝ થી અદપ લાગ રાખવા નું મન થાય સાથે જ એક એક

બઉ આનંદ થયો અને આમ ખડકો ખાઈ લીધો પણ મારા પપ્પા ને થયું કે આટલો નહિ bus stand પર એમને ઉચકી લીધી અને મને ઉચકી લીધી અને બધા passenger ને બતાવી ગાંડા માણસ ની જેમ મોઢે થી બરાડા કરે બધા ભેગા થઇ ગયા એમને પોતાની auditor બનાવી ભાષણ કર્યું સત્રકો પણ હલાવવા આપ્યો કહ્યું કે કાયર માણસ બહાદુર થઇ જશે કે નમસ્કાર, જી ma'm આપનું નામ જાણી શકુ છું?

અચ્છા અને તમે USE કરો છો તે બંધ થાય છે વચ્ચે વચ્ચે એવું છે?

slow data આવતું હોય તો મને જણાવશો screen ઉપર જેમ કે તમે use કરતાં હશો, તો તમને e, h plus, four g, three g, two g કે અમુક વાર પછી બતાવતા જ નથી, કે પછી શું error આઈ જાય છે? તેમાંથી, એટલે data ગાયાબ જ થઈ જાય એટલે મતલબ ઉપર કશું અમુક વાર એવું થાય છે કે કશું બતાવતા જ ના હોય?

એટલે એવું થાય છે કે તમે use કરતા હોવ અને વચ્ચે વચ્ચે મતલબ four g કે three g તમે જે ભી use કરતા હોવ અને ચાલતુ હોય અને ચાલતાં ચાલતાં ઓટોમેટિકલી એચ પ્લસ આવી જાય કે ઇ આવી જાય કે network જ બંધ થઈ જાય તો આના માટે તમારા ફોન મા ચેક તમે LTEselect કરેલું છે કે તો એની main menu setting મા જશો તો એમાં તમારા sim card અને mobile network કરીને જે ઓપશન આવે છે મેમ એની અંદર ક્લિક કરશો તો એમાં તમે જેમ નીચે નીચે scroll કરશો તેમાજ તમને LTE કરીને જે આવશે એ disable હોય એને enable કરી દો, મતલબ off હોય તો on કરી દો અને on હોય તો off કરી દો. તમારો મતલબ phone તમાર એટલે તમારો phone four g છે કે three g છે? મતલબ android જ use કરો છો ને તમે? તો ma'm android ના બધા જ phone માં settings એ હોય જ છે. તમે જોવો phone ની એક personal settings આવે છે sim card setting નહીં કે તમારા data ની એની નહીં તમરા sim caard ની જે setting છે અમા click કરશો phone settings માં જશો ને જે main menu setting એવ છે આમા sim card અને mobile network કરીને એક option અપેલુ હાશે તમને

જો તમે બે sim use નો કરતાં હો તો કે જેમાં તમને problem આવતો હોય ને એ sim ઉપર click કરો જ્યારે તમે sim ઉપર તમે click કરશો અને નીચે નીચે scroll કરશો એમાં છે ને નીચે નીચે તમે LTE કરીને એક આવશે એ select કરો, ના હોય તો on હોય તો off કરી દો. નો આવતું હોય તો on કરી ને જુઓ LTEselect કરી ને જુઓ same તમે use કરતાં કરતાં કરતાં તમારું network set થયી જાય છે કે પછી કે continue ચાલે છે. કા તો પછી ma'm તમારા mobile માં જેટલી running application જે બી છે એ બધી force stop કરી દો એમાં એવું છે કે mamrunning application બીજી કોય બી appication તમારા phone માં કોંય games હોય જે net through ચાલતું હોય અને તમે use કરતાં હોય અને તમે force stop ના કરો અને તમે જેમ net on કરો છો ને એમાં બધા data તમારા ભલે તમે net એ application on કરો કે ના કરો net તો તમારું જાય જ એ another application તમારી main જે તમે use કરતાં હોય એના સિવાયની phone માં applications આવે છે. જે તમે force stop કર દો, એમાં શું છે કે તમારું એક MB, બે MB કે એક GB, પાંચ GB એટલું GB ના જાય જેટલા MBNET USE થાય છે એટલે તમને speed મળે. ઓલું તમે જ્યારે બી net જ્યારે જ્યારે NET ON કરતાં હોય ત્યારે તમે forse stop નહીં કર્યું હોય એમાં net તો તમારું એમાં જતું જ હસે હવે તમને ખબર ના પડે કે તમારું net તમારું કયા ઊડી રહ્યું છે. તમે જેમ on કરો એ data જાય તમને એવું લાગે કે net અહીય જતું રહ્યું છે પછી તમારે net જેટલા દિવસ નું હોય એ તમારું પતિ જાય પછી speed તો તમારી slow જ આવાની છે ને.

અને અમુક application માં net વધારે જાય છે જો તમે two minute બી on કરશો એમાં જેટલું MB જવાનું એ તો તરત જ ઊડી જ જાય છે તો તમે setting જ કરી લો setting માં કશું જ નથી તમારા PHONE ની જેટલીબી application છે એ તમે force stop કરી લો ના ના ના FORCE stop માં એવું છે કે જે તમારા ના કામ ની નાની મોટી application તમારા phone માં તમે મૂકી હોય.

હા એટલે જ phone માં આવે છે કે જો નવો phone કે કોય બી phone માં another બધી application આવે છે જે net થી જ ક્યાંક ને ક્યાંક CONNECTED હોય છે.

જેમ કે net off નથી કરતાં અને આવી રીતે running application force stop ના કરો એમાં જતું રે પછી એમાં તમે જ્યારે use કરો ત્યારે તમારો data તો ઓછો જ હોય. પછી એની speed always ઓછી જ આવે ને. પછી તમે કો speed ના આવે તો એ પછી ના આવે ને MA'M!

એટલે એમાં જે data use થતો હોય તે data use ના થાય પછી જે બી તમારા માં data છે એ data તમારામાં જ રે એની અંદર તમે તમારા phone ના setting માં જશો ને ત્યાં app management કરીને એક phone ના menu માં phone ના જી ત્યાં છે ને another application છે ને phone ની application જે છે ને? એ છે ત્યાં click કરજો ત્યાં તમને નીચે scroll કરશો એટલે નીચે બધી જે applications છે એ બતાવશે. એ નીચે force stop, running application force stop કરીને એક option હશે તેમાં click કરશો અને force stop કરી દેશો જે બી another application છે જે તમે use નથી કરતાં અને મારા data અવ્યવસ્થિત થાય છે. તો તમે quickly બંધ થઈ જશે. હા, એટલે એમાં ભી લાગતું હોય કે data speed slow છે, તો તમારે એક વાર check કરી લેવાનું કે running application disable છે કે શું થઈ ગઈ છે તેની જાણ થી જોઈ લેવાનું કે તમને જ્યારે જ્યારે એવું લાગે કે on છે તો તમારે off કરી દેવાનું રહેશે.

તો કઈ નહીં હું આપની complain લખી લવ છું. મને આપનું district, city બતાવી દેજો અને તમારા ઘરનો area બતાવી દેજો. અમદાવાદમાં કઈ જગ્યાએ રહો છો?

ત્યાં નજીકમાં કોઇ ફેમસ ખરી તમારે? કોઈ મંદિર હોય, school હોય.

એ તમે, આ area માં network જો area માં જો problem હોય તો network problem હોય. હા, તો એકવાર તમે ખાલી running applications force stop કરી દો બીજું એ કે તમારા card માં કોઈ problem ના હોવો જોઈએ. તમારામાં કોઈ problem ચાલતો હોય ને તો તમે કોઈ બીજા એટલે મતલબ use જ ના કરી શકો. network આવ-જાવ કરે એટલે તમે બે MB માંથી બસ્સો MB માંથી બસ્સો MB હોય એટલે કે બે GB માંથી સો MB એક GB જેટલું use થાય છે એ બી ના થાય. network problem હોય તો data work જ ના કરે. અને તમે use કરો છો અને તમારામાં slow આવે છે, network slow થઈ જાય છે. તમારામા કાં તો પછી કોઈ videos કે કોઈ એવી application વધારે use કરી લેતા હશો સવારે સવારે કે જેમાં બધો data use થઈ જાય. એટલે પછી બપોર પછી તમને data માં પછી net તો પછી તમારે હમ

એ ચોવીસ અડતાલીસ કલાકમાં થઈ જશે. એ જોઈ લેશું તમારા area માં network problem છે કે નહીં. may be network problem તો નહીં હોય પણ તમે running application force stop કરી જુઓ એક વાર તમે try કરી જુઓ. તો તમને જે બધા data નો use હોય તો જ તમે on કરો, બાકી છે ને તમે data off રાખો.

ના એમ તો થઈ જશે, but મે તમને જે રીતે કીધું છે એ રીતે કરો તો તમારા જે બી data તમે use ના કરો ત્યારે બંધ કરી દેજો અને use કરો ત્યારે જ on કરજો એમ. અને તમારે પછી check કરવો હોય તો પછી તમારા phone માં wi-fi અને પછી hotspot on ના રહેતું હોય અને પછી બીજા mobile એ connect થઈ જતું હોય, તો બી કોક વાર problem થાય. plan તો કોઈ બી તમે લો એમાં કોઈ વાંધો નથી પણ એમાં જે બી બે GB, ત્રણ GB કે પાંચ GB કોઈ બી data મળતા હોય અને એ ખોટી જગ્યાએ use થતાં હોય ને ભલે જેમ કે તમે running application force stop ના કરીને use થતાં હોય તો problem આવે.

મારું નામ સોફિયન મુસાની છે. હું અત્યારે અમદાવાદમાં રહું છું અને અત્યારે હું job કરું છું અમદાવાદમાં અને હું એક company માં મતલબ hs company મા સારી એવી job છે અમારે ત્યાં કામ કરવાનું હોય છે call center માટેનું એક field માં હું કામ કરું છું bsnl જે bsnl નું sim card એના માટે હું કામ કરું છું customer care માટે bsnlcard અને customer છે. એમના એટલે મતલબ કોઈ recharge કરાવવું હોય અથવા તો કોઈ problem હોય card નો related એની માહિતી આપવાનું મારું કામ છે. અત્યારે તો એચએસ માંથી મને સારી એવી salary મળી જાય છે અત્યારે એટલે કે હું પહેલા બોટાદમાં રહેતો હતો મતલબ મારું મૂળ ગામ બોટાદ છે પહેલા હું બોટાદમાં રહેતો હતો. મારું ભણવાનું બધું મેં કામ મતલબ કે બોટાદમાં જ કર્યું છે હું ભણ્યો છું એક થી મતલબ બાર સુધી જ ભણ્યો છું. બોટાદમાં હું એક વિવેકાનંદ school માં ભણેલો છું અને સારી એવી શિક્ષા પણ મળી છે પણ ત્યાં મતલબ રોજગારી ના હોવાના કામ ના હોવાના કારણે અમેં ગામ change કર્યું છે અત્યારે અમે મતલબ અમારી family અત્યારે અમદાવાદ આવ્યા છીએ. અમદાવાદમાં shift થયા છે અને અત્યારે અમે અમદાવાદમાં કામ કર્યું છે અને અમદાવાદમાં એક company માં કામ કરવી છે. સાથે સાથે એક હું english શીખવાનો પણ try કરું છું. મારી favorite lauguage તો હિન્દી છે. અત્યારે સાથે સાથે english ની પણ આ દુનિયામાં જરૂર પડે છે વધારે તો અના માટે હું મારી hobbies જે છે english શીખવાની અને રાતે ઘરે english પણ શીખું છું અને મારું ઘર અહીંથી દૂર છે નવ કે દસ કિલોમીટર સૌથી પહેલા મારી મતલબ સવારની એક દિવસની routine તમને કહી દઉં છુ. મારી routine છે સવારે સાત વાગે જાગું છું. પછી જાગીને હું નાઈ લઉં છું નહિ લઈને પછી હું પછી નાસ્તો કરવા બેસું છું નાસ્તો કરીને પછી હું થોડો સમય phone સાથે create કરું છું પછી અગિયાર વાગે office માટે નીકળું છું. office માટે હુ બસમાં office આવું છું. Office માં આવીને હું મારું કામ કરું છું પછી રાતે સાત વાગે આઠ કલાક પૂરા કરીને અને હું પાછો મારા ઘરે જાઉં છું રિક્ષામાં કારણ કે રાતે બસ નથી મળતી એટલે હું રીક્ષામાં જાઉં છું. રિક્ષામાં ઘરે જઈને પાછો હું ખાઈ લઉં છું નાઈને અને પછી હું સુઈ જાવ છું આ મારી routinelife છે અને

Job કરવાની પણ ઈચ્છા છે english શીખીને સાથે સાથે મારે યુ ટુબર બનવાની ઈચ્છા છે. yotuber બનીશ તો મારે youtuber બનવાનું મતલબ Gaming create કરવાની ઈચ્છા છે youtube માં મારે gaming video upload કરવાની ઈચ્છા છે તેમાંથી મતલબ તે મારી hobby છે મતલબ મારી hobby છે entertainment માટેની hobby છે english શીખવાની hobby છે આ માટે મારી કામ કરવાની ઈચ્છા છે અત્યારે હું office માં મારો ભાઈ પણ સાથે છે. મોટો ભાઈ છે તે પણ મારી સાથે office માં આવે છે તે પણ field માં કામ કરી રહ્યો છે.

તો કોઈપણ કાળના related basic information આપવામાં આવે છે અમારા તરફથી આમ કામ તો અમારું simple છે simple કામ છે અમે simple કામ કરી લઈએ છીએ

મતલબ ત્યાં તો અમને કામ મળતા જ ન હતા મળે છે પણ ઓછા મળે છે જે મળે છે તે દુકાનના કામ મળે છે મોટી company કોઈ નથી એના માટે અમે shift કર્યા એટલે કે અમે અમદાવાદ આવ્યા છીએ અત્યારે family member આખી family member આવી ગયા છે પહેલા હું ત્રણ મહિના માટે આવ્યો હતો પછી મેં અહીંયા job કરી પછી મારી આખી family અહીંયા રહીએ છીએ અત્યારે તો અમે મતલબ જિંદગી તો સારી રીતે જાય છે મતલબ અત્યારે તો નોકરી કરીએ છીએ જ્યારે future માં નોકરીની સાથે youtube ચેનલ ખોલવાની ઈચ્છા છે કોઈ youtube chanel ખોલી આગળ વધવાની ઈચ્છા છે આગળ મારે એક થી બાર પછી college કરવાની ઈચ્છા છે અત્યારે અમદાવાદ માં college હું ત્રણ વર્ષ college કરી લેવું કે જેથી કોઈ job માં કોઈ problem ના થાય. આ job માંથી મારે આગળ વધવાની ઈચ્છા છે મતલબ કે મારે આ જવાબને continue રાખવાની ઈચ્છા પણ છે આ જવાબ હું ત્યાંથી ચાર વર્ષ કરીશ પછી મારે મારા family member માટે બીજો ધંધો કરવાનું પણ ઈચ્છા છે મારી family member માં ચાર મેમ્બર છે. મારા papa છે મારી mummy છે મારો ભાઈ છે મોટો ભાઈ છે અને હું છું અને એક મારી એક બેન છે જેના લગ્ન થઈ ગયા છે તે હાલ અમદાવાદમાં રહે છે

અમે બે ભાઈ અમે બે ભાઈ કામ કરીએ છીએ અત્યારે કામ તો સારી રીતે ચાલુ રહે છે પછી સાથે સાથે મારુ favorite Favourite તહેવારની પણ વાત કરી લે છે fast information મારો favourite તહેવાર છે એ જ જે અમારા મુસ્લિમ માટે favourite તહેવાર છે. ઈદના દિવસે અમે સવારે જાગીએ છીએ નાયલીએ છીએ નવા કપડાં પહેરીએ છીએ અને અમારા ઘરમાં એક favourite ચીજ છે જ ઘેર બનાવવામાં આવે છે ઇદના દિવસે અમે ખાઈ લીએ છીએ અને ઈદમાં અમે નમાઝ પડવા જઈએ છીએ નમાજ પાડવા માટે બે થી ત્રણ કલાક થાય છે અને આવીને અમે નવા કપડા પહેરીએ છીએ પછી અમે આખો દિવસ ફરવા જઇએ છીએ અને હું મારા father પાસે પણ પૈસા લઉં છું અથવા તો પહેલા તો હું નાનો હતો ત્યારે બધાના ઘરે જઈને મને પૈસા મળતા હતા અત્યારે તો મોટા થઈ ગયા તાર તો પૈસા મળે નહીં. અત્યારે તો મારે સામેથી પૈસા આપવા પડે છે અને આ ઈદ નો જે મારો favourite તહેવાર છે બીજાના ઘરે જઈએ છીએ ભાઈબંધ બધા picture જોવા જઈએ છીએ એ મારા favourite તહેવાર છે ઈદ અત્યારે તો મતલબ college મતલબ તહેવારની તો વાત થઈ ગઈ મારો favourite cricketer છે મારી favourite game cricket છે cricket માં મારો favourite player છે એમ એસ ધોની તહેવારની વાત તો થઈ ગઈ એમ એસ ધોની જે મારો favourite player છે એમ એસ ધોની મતલબ મને ખ્યાલ છે જ્યારે અમે match જોઈએ છીએ ત્યારે તેની શિક્ષો હોય છે અમે match જોઈએ છીએ અને આટલી તો વાત થઈ ત્યારબાદ જ્યારે અમે બોટાદમાં રહેતા હતા ત્યારબાદ મારા father પહેલા કામ કરતા હતા મજૂરી કરતા હતા.

અમે કન્યા વિદ્યાલયમાં school માં અમે ભણ્યા સારું શિક્ષણ પણ અને એના પછી અમે નવ થી દસ અમે સર્વોદય વિદ્યાલયમાં ભણ્યા છીએ અને અગિયાર બાર વિવેકાનંદ school માં ભણ્યા છીએ ત્યાંથી પણ સારું શિક્ષણ પ્રાપ્ત થયું છે. ત્યારબાદ મારે college કરવાની ઈચ્છા હતી ત્રણ વર્ષ college લેવી હતી પણ બોટાદમાં સારી college હોવાના કારણે મેં બે વર્ષ drop કરી લીધા પછી college ના કરી પછી અમે ત્યાં પણ સારી job પણ available નથી એટલે અમે અમદાવાદ આવી ગયા અમદાવાદ આવીને અમે એક job અમે કરી રહ્યા છીએ present માં અમે job કરીએ છીએ. એજીસમાં job કરીએ છીએ હું અને મારા ભાઈ અત્યારે તો college કરવાની ઈચ્છા છે અમદાવાદમાં ત્રણ વર્ષ college કરી લઈ પછી આટલું કર્યા બાદ future માં કંઈક ઈચ્છા છે youtuber બનવાની કેમિંગ youtube channel ખોલવાની ઈચ્છા છે કારણ કે અત્યારે job કરીએ છીએ પણ સાથે સાથે youtube channel ચેનલ ખોલવાની પણ ઈચ્છા છે future માં ત્રણ ચાર વર્ષ પછી family member ને આગળ મતલબ આગળ પોષણમાં પણ અમારી મહેનત કરવાની ઈચ્છા છે મતલબ મારા ભાઈ અને મતલબ અમે બે તો કામ કરવી છે અત્યારે પચીસ વર્ષ પછી અમે લગ્ન કરી લઈશું લગ્ન તો અમારા ફરજિયાત કરવા જ પડશે. પછી અમે અમને તમને કીધું કે અમારી favourite તહેવાર અમારો cricket જ છે મારી મનપસંદ sweet છે તે કાજુકતરી છે ફેવરેટ તો અમારે મિસકે favourite ટુ cricket જોવાની પણ ઈચ્છા છે stadium માં જોવાની ઈચ્છા છે અમદાવાદમાં અત્યારે તો present માં એકત્રીસ માર્ચ મે એ ચાલુ થવાની છે આઈ પી એલ જોવાનું તો મને બહુ જ શોખ છે. અમે આઈ પી એલ પણ જોવી છે અને પેરીમેન્ટ છે ગુજરાત titans અને ચેન્નઈ super king તે અમારે match જોવાની ઈચ્છા છે ત્યારે અમદાવાદના stadium માં મેચ રમવાની છે. તો match જોવા અમે જવાના છીએ આખી family તો અમે તો મેચ જોવા જઈશું પછી કોઈ દિવસ અત્યાર સુધી અમે જોવા નથી ગયા stadium માં live તો ત્યારે જોવા જવાની પણ ઈચ્છા છે. પછી family member માં આટલી વાત કર્યા બાદ future માં મારા father તો retirement લઈ લે છે ત્યારબાદ અમારે કામ મતલબ job ની સાથે સાથે business કરવાની પણ ઈચ્છા છે family member માં તે પણ વિચારી રહ્યો છું અને અત્યારે તો અમારી પાસે આ એક છે પણ એક car લેવાની પણ ઈચ્છા છે car ની future માં export છે એના માટે અત્યારે મારો ભાઈ પણ મારા ભાઈને અત્યારે મતલબ એક વર્ષ college નું કરેલું છે ત્યાં સુધી ભણ્યો છે પહેલા તે પણ કન્યા વિદ્યાલયમાં ભણતો હતો અમે બે સાથે જ school જાતા હતા ત્યારબાદ મતલબ તે વિવેકાનંદમાં જતો હતો એ અત્યારે મારા મતલબ મારાથી ચાર વર્ષ મોટો છે અત્યારે સવારે જે routine છે અમારી મતલબ job માં આવવાની rutine છે અમારી સવારે તો અમે break fast કરીને તો મતલબ fresh થઈ જઈએ છીએ એક-બે મતલબ એક બે કલાક અને fresh મતલબ phone use કરીએ છીએ ત્યારબાદ જોબમાં મતલબ આવા નીકળીએ છીએ બસ માં અમે અત્ત્યારે આવીએ છીએ. બસ માં આવીને ત્યારે office એ આવીએ છીએ. office એતો અમારે કેટલા મતલબ સારા friend available છે. માં મારો best friend છે મતલબ વિશાલ મારો best friend છે અને સાથે રહીએ છીએ પછી અત્યારે એક problem થાય છે અત્યારે મતલબ મારા father ને અત્યારે અમદાવાદમાં ફાવતું નથી set નથી તો એના માટે અમે decision લીધું છે પાછું બોટાદ જવાનું અમારું પહેલા મૂળ ગામ હતું બોટાદ તો હવે ત્યાં મતલબ આ મહિના મતલબ last મહિના છે અહીંયા એક મહિના પછી મારે બોટાદ ફરીથી જવાનું છે તો પછી અમે ત્યાં કામ કરીશું મતલબ ત્યાં મતલબ ત્યાં દુકાનમાં shop માં કામ કરવાનું છે અહીંયા job છોડી દેવાની છે. તો પછી તે અમારે senior સાથે વાત થઈ ગઈ છે આટલી પછી મારા family member માં મારા દાદા દાદી છે તે બોટાદ રહે છે ત્યારે એ અમદાવાદમાં સાથે નથી આવ્યા ત્યારે તે એકલા બોટાદ રહે છે family member માં મારે કુલ સાત જણા છે એક છે મારા દાદા દાદી father પછી mummy છે ભાઈ છે બેન છે હું છું અમે રહીએ છીએ અત્યારે તો મતલબ દાદા દાદી તો બોટાદ રહે છે અમે તો એકલા રહીએ છીએ મારો favourite તહેવાર છે એ જ છે પછી મારી favourite મીઠાઈ માં મેં તમને કીધી કે કાજુકતરી છે અત્યારે તો મારા અત્યારે તો હું અત્યારે તો આઈપીએલની મેચની highlights આવે છે એ જોઉં છું અમે પહેલા match જોવા જતા હતા જે અત્યારે બોટાદમાં match જોવા જતા હતા normally અત્યારે મારો ભાઈ

College નું નામ છે ગુજરાત college ગુજરાત college માં અમે college કરીશું ત્રણ વર્ષ college કર્યા બાદ અમે કોઈ મતલબ સારી job હશે ત્યાં જોબ કરીશું. પછી future માં મતલબ આગળ વધવાની પણ ઈચ્છા છે પણ ઇચ્છા તો બધાને હોય જ આગળ વધવાની તો અમે આગળ વધીશું મતલબ કોઈ business પણ કરીશું અને સાથે job પણ કરીશું. તો ઈચ્છા છે પછી મારું અત્યારે તો મારા family member માં અત્યારે લગ્ન ચાલી રહ્યા છે મતલબ છ મહિના પછી મારા મામાના છોકરાના લગ્ન છે.

તો મતલબ એક બે વર્ષ પછી લગ્નનું પણ કરવા પડશે અત્યારે તો મતલબ normally present માં job કરીએ છીએ job કર્યા બાદ અત્યારે તો સાથે સાથે english શીખવું પણ શીખવું તો પડશે જ અત્યારે મતલબ આખા india માં english શીખવું ફરજિયાત છે english શીખશું તો સારી એવી job મળશે. સારી એવી salary પણ થઈ જશે એના માટે english શીખવી પણ અત્યારે અમે present પણ english શીખીએ છીએ હું અને મારો ભાઈ અમે બંને છીએ જે સાથે job એ કરીએ છીએ એમાં અમને week off મળે છે ચાર week off મળે છે એમાં અમે શુક્રવાર એ week off લઈએ છીએ શુક્રવાર એ Week off લઈએ છીએ કારણ કે અમે શા માટે શુક્રવારે લઈએ કેમકે શુક્રવારે અમારે નમાજ પડવા જવાનું હોય એના માટે અમે week off લઈએ છીએ શુક્રવાર હું અને મારો ભાઈ બંને week off લઈએ છીએ પછી શુક્રવારની જે મારી week off નીચે આખા દિવસની છે અમે આખો દિવસ શું કરીએ છીએ એ તેની information તમને આપવાની આપી દઉં. આખો દિવસ મતલબ સવારે અમે week off લઈએ week off લીધા પછી સવારે અમને બાર વાગ્યા સુધી સૂઈએ છીએ. તેને સેનાથી ફાયદો થાય છે અને જાણવું. અને સેનાથી નુકસાન થાય છે તે ઓળખવું અઘરું છે. ચલો મને હજુ એક વાર્તા કહેવા દો. કે જે બિલ ગેટ્સ ની જેમ અત્યંત સફળ હતા. પણ તેની સફળતા માટે આવડત કે નસીબદાર ને જશ આપવો અઘરો છે. cornier vendor bilt એ હમણાં જ તેના rail road ના ધંધામાં તેને એક ધંધાકીય સલાહકારે તેને કહ્યું કે તેને જે સોદામાં હા પાડી એ બધામાં કાયદાનો ભંગ થયો હતો vendor bilt કહ્યું અરે jhon શું તમને એવું લાગે છે કે તમે ન્યૂયોર્કના નિયમોને ધ્યાનમાં લીધા વગર રેલ રોડ ન બનાવી શકો. આ વાંચીને મારો પહેલો વિચાર હતો આવા વલણને કારણે તે સફળ છે વેન્ડર બેલ્ટના સમયમાં કાયદાઓ રેલ રોડમાં લાગુ પડતા ન હતા તેથી તેણે કહ્યું જે થયું હોય તે થાય અને આગળ વધી ગયા. વેન્ડર બેલ્ટ અત્યંત સફળ હતા તેથી આપણે એવું વિચારવા પ્રેરાશું કે તેની કાયદા તોડવાની વાત આકર્ષક છે તો કુખ્યાત કામ છે આમ છતાં તેને સફળતા મળી આવી વ્યક્તિએ તેના રસ્તામાં કંઈ જ જુના આવવા દીધું પણ આ વિશ્લેષણ કેટલું ખતરનાક છે કોઈ સારો વ્યક્તિ ધંધો કરવા માટે કાયદાઓ તોડવાની સલાહ નહિ આપે તમે કલ્પના કરી શકો કે વેન્ડલ બિલ ની વાત કઈ રીતે અલગ પડતી હતી. કાયદાઓ ન અનુસરવાના લીધે તેની કંપની કોર્ટમાં પહોંચી ગઈ હવે અહીં સમસ્યા શરૂ થાય છે તમે એન્ડ્રોઈલ નીકાની ટીકા એટલી સીધ્ધી કરો છો તેટલી સિદ્ધિ તમે વેન્ડર બેલ્ટના કાયદા તોડવા માટેના વખાણ કરી શકો બની શકે એક વ્યક્તિએ કાયદાઓથી દૂર રહીને નસીબ ચમકાવ્યું તો બીજા એ જોખમ નો સામનો કર્યો જ્હોન ડી રોકકૂપ ફિલર ની વાત કઈ આવી જ છે તેને કંપની વારંવાર કાયદાઓ તોડવામાં છાપે ચડતી હતી તેથી એક જજે તેની કંપની માટે કહ્યું કે આ કંપની એક સામાન્ય ચોર જેવી છે ઇતિહાસકારો આવા લોકોને ચતુર ધંધાર્થીઓ તરીકે રજૂ કરે છે બની શકે એવું જ હતું પણ આ દ્રષ્ટિકોણનો બદલાવ ક્યારે આવે છે તમે innovation લાવવા માટે થઈને ફાયદા અને મર્યાદામાં બંધાયેલ ન હતા તેથી તમે ગુનો કર્યો બે રજૂઆતમાં કેટલો તફાવત છે રોક ફેલર બુદ્ધિશાળી હતા તેથી સફળતા માંથી શીખો માંથી રોક ફેલર ગુનેગાર હતા તેના ધંધાથી ની નિષ્ફળતા માંથી શીખો સત્ય શું છે વેન્ડર બેલ્ટ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

સૌથી મહત્વના મહાન રોકાણકાર માંના એક છે તે વેલ્યુ રોકાણના પિતા અને બોરેન બફેટ ના શરૂઆત સમયના સલાહકાર હતા પણ બેન્જામિનની મોટાભાગની કમાણી તેના બહુ મોટા પ્રમાણમાં ખરીદેલા GIECOstock હતી જો કે તેને કબુલ્યું હતું કે તે stock માં વૈવિધ્યતિકરણ બધા જ નિયમોનો ઉલ્લંઘન કરતા હતા આ વાતમાં સાહસ અને બેદરકારી વચ્ચેનો તફાવત ક્યારે ભુલાઈ ગયો મને નથી ખબર ગ્રેહામે તેના GIECOstock વિશે લખ્યું હતું એક નસીબને કારણે મળેલ તક અથવા એક ઉત્તમ નિર્ણયનું પરિણામ આ બંને વચ્ચેનો તફાવત આપણે જાણી શકીએ સરળતાથી નહીં આપણે એવું વિચારીએ છીએ કે માર્ક જુકર્બુર્ગ Yahoo ને ના પાડી ને ઉત્તમ કામ કર્યું

કારણ કે તેઓએ microsoft ની offer નકારી હતી તેઓ ઇચ્છતા હોત ત્યારે offer સ્વીકારીને મહત્તમ નાણા ભેગા કરી શક્યા હોત અહીં ઉદ્યોગ સાહસિકોનો શું શીખવાનું છે મને નથી ખબર કારણ કે નસીબ અને જોખમનો ખેલ સમજવો અઘરો છે આવા તો અનેક ઉદાહરણો છે અગર ની સફળતા અને નિષ્ફળતા પાછળ તક અને જોખમો જવાબદાર છે ઉત્તમ અને ખરાબ મેનેજર તેના કર્મચારીઓ પાસેથી વધુમાં વધુ મહેનત કરાવે છે ગ્રાહકો હંમેશા સાચા હોય છે અને ગ્રાહકોને નથી ખબર કે તેઓને શું જોઈએ છે બંને ધંધાકીય ડાપણને સ્વીકારવામાં આવે છે પ્રેરણના ડાઈ સાહસ અને મૂર્ખામી ભરેલી બેદરકારી વચ્ચે એટલો જ તો ભેદ છે કે તમે ધ્યાનથી જુઓ તો દેખાઈ જાય છે જોખમ અને નસીબ ભૂત છે આ સમસ્યાનો હોલ શોધવો સહેલો નથી આપને જ્યારે નાના ને કેવી રીતે મેનેજ કરવા તે તે શીખતા હોઈએ ત્યારે શું નસીબ છે શું આવડે જ છે અને શું જોખમ છે તે સમજવા માટે સૌથી વધુ સમસ્યા ઊભી થાય છે પણ એ બાબત તમને સાચી દિશામાં દોરી શકે છે તમે શેના વખાણ કરો છો અને છે ને અનુસરો છો તેના પર ધ્યાન આપો તમે શું નથી કરવા માંગતા અને શું બનવાનું અવગણવા માંગો છો તેના પર પણ ધ્યાન આપો જ્યારે તમે એવી ધારણા રાખતા હોવ કે તમને તમારા પ્રયત્નોનો અને નિર્ણયનો સો ટકા પરિણામ મળશે